રૂબીમા ફોર અને ઇચ લૂપ્સ ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
લૂપ લૂપ એટલે શું
રૂબી મા વિવિધ પ્રકારના લૂપ
ફોર લૂપનો વપરાશ અને ઇચ લૂપનો વપરાશ
અહી આપણે વાપરી રહ્યા છે
ઉબુન્ટુ આવૃત્તિ 1204 રૂબી 193 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે લિનક્સ મા કમાન્ડ્સ ટર્મિનલ અને text એડિટર
નું જ્ઞાન હોવું જોઈએ
જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ
રૂબી મા લૂપ એ શું તરીકે ઓળખવામાં આવે છે તે હું સમજાવીશ
લૂપ એ કમાંડ અથવા કમાંડ નો સમૂહ છે વખત એક નિશ્ચિત સમયે એક્ઝિક્યુટથયા છે
રૂબી નીચેના મુખ્ય લૂપીંગ સ્ટેટમેંટ છે
ફોર ફોર ઇચ ઈચ 000049 000048 વ્હાઇલ વાઇલ અનટિલ અનટિલ આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું ફોર અને ઇચ લૂપીંગ ના બંધારણો
આપણે શરૂ કરતા પહેલા હોમ ડિરેક્ટરીમાં આપેલ ફોલ્ડર્સ બનાવો તત્ત રૂબી હાયફેન ટ્યુટોરિયલ લૂપિંગ હાયફેન સ્ટેટમેન્ટ્સ
કૃપા કરી ત્યાં બતાવ્યા પ્રમાણે સબ ફોલ્ડર બનાવો
હવે આપણે જરૂરી ફોલ્ડરો બનાવ્યા છે
ચાલો આગળ વધીએ
રૂબી મા ફોર લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે ફોર વેરિએબલ ઇન એ કલેક્શન ઓએફ ઓબ્જેક્ટ્સ રૂબી કોડ એન્ડ આપણે ઉદાહરણ સાથે તે સમજવાનો પ્રયાસ કરીએ
ગેડિટ મા એક નવી ફાઈલ બનાવોજે રૂબી ના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા છે
અને તેને ફોર હાયફેન લૂપ ડોટ આરબી નામ આપો
મેં પહેલા જ ફોર લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે
આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો
ફોર લૂપને આ ઉદાહરણમા ડીકલેર કર્યું છે
આપણી પાસે 1 થી 20 નંબર નો સમૂહ છે
ફોર લૂપમા આઇ કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે
આઇ એ વેરીએબલ 1 થી 20
ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે
ફોર લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે
ફોર લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું પટ્સ મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે
હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ ફોર હાયફેન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
1 થી 20 ના નંબર અરે આઉટપુટ હશે
આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે ફોર લૂપ ડીકલેર કર્યું છે
તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે
આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે ફોર લૂપ કેવી રીતે વાપરવું તે જોશું
આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો
નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું
અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે ફોર લૂપ વાપર્યું છે
તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો
બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી
હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ ફોર હાયફેન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
આઉટપુટ નંબરોના અરે રહેશે
જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી
હવે તમે ફોર લૂપ વિષે લખવામા સમર્થ હશો
રૂબી મા ઇચ લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે એ કલેક્શન ઓએફ ઓબ્જેક્ટ્સ ડોટ ઇચ ડીઓ આઇટીઇએમ રૂબી કોડ એન્ડ ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ
ગેડિટ મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે
અને તેને આ નામ આપો ઇચ હાયફેન લૂપ ડોટ આરબી ઇચ લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે
ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો
આ ઉદાહરણમાં હું ઇચ લૂપ ડીકલેર કરીશ
આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે
ઇચ લૂપમા આઇ કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે
એ વેરીએબલ 1 થી 20
ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે
ઇચ લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે
ઇચ લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું પટ્સ મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે
હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ ઇચ હાયફેન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે
ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે ઇચ લૂપ ડીકલેર કર્યું છે
આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે
આગળ ઇનક્લુંજીવ રેંજ માટેeach લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ
આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો
નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું
અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે ઇચ લૂપ વાપર્યું છે
તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો
બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી
હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ ઇચ હાયફેન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
હવે તમે ઇચ લૂપ વિષે લખવામા સમર્થ હશો
કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો
ફોર લૂપનું બંધારણને ફરી યાદ કરીએ
પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે ફોર લૂપ વાપરીને આયરેટ કર્યું
ટર્મિનલ પર રૂબી સ્પેસ ફોર હાયફેન લૂપ ડોટ આરબી એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ
હવે ગેડિટ
મા કોડ જુઓ
જયારે ફોર લૂપ ચલાવવામા આવશે ત્યારે રૂબી જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે
ઇચ અથવા forકોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે
જયારે ફોર લૂપ કોલ કરવાથી ઇચ લૂપ કોલ થાય છે તો ઇચ વાપરવું યોગ્ય છે
આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે
શારંશ માટે આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા ફોર લૂપનો ઉપયોગ ઇચ બંધારણનો ઉપયોગ ફોર ના બદલે ઇચ વાપરવાનું કારણ
ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો
અસાઇનમેન્ટ તરીકે
યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો
1 થી 20 નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે